એ આવેલું નથી facilities સુવિધાઓ ને અમુક city ઓ એવી છે કે ત્યાં શિક્ષણ વધારે પડતું હોય છે અને ગામડા area માં થોડું જે શિક્ષણ ઓછું હોય છે. આપણે જોવા જઈએ તો વધારે અમુક અમુક બધા રાજ્યો ની અંદર ની અંદર જોઈએ તો અત્યારે શિક્ષણની દ્રષ્ટિએ ગુજરાતની અંદર મોકલી આવે છે અને અમુક જિલ્લાઓ એવા હોય છે કે ત્યાં થોડું અંધેરો વિસ્તાર ની સ્કૂલો હોય છે અને તેરા વિસ્તારમાં છોકરાઓના ભણવાની બહુ તકલીફ પડતી હોય છે એટલે અમુક અમુક સમય સુધી ભણે અને પછી અમુક છોડી દે શિક્ષણ એટલે થોડુંક ગામડાનું શિક્ષણ થોડું ઓછું થતું આવ્યું છે હવે એવું લાગે છે પછી જ્યારે બી લોકડાઉન હતું બે હાજર આધાર માં અઢાર ઓગણીશ ની અંદર ત્યારે લોકોને ભણવાની અંદર બહુ તકલીફ પડતી હતી અને બંધ હતું એ વખતે અને ફરીથી પાછા જે ચાલુ થયા ત્યારે શિક્ષણ અત્યારે થોડું થોડું સારું થયું એવું લાગે છે અને ત્યાં આગળ એવું આપણે શિક્ષણની અંદર ગામડાના વિસ્તારમાં શિક્ષણનું અને mobile ની અંદર જે સુવિધા આપી છે government સરકારે તો મોબાઈલ ની અંદર તો એટલું બધું શિક્ષણ આપે લઇ ના શકીએ આપણે રૂબરૂ રૂબરૂમાં શિક્ષક જોડે ભણીએ તો સારું કહેવાય આમ મોબાઈલની અંદર ગામડાના માણસો હોય એટલે એટલા બધા મોબાઈલથી મોટા ના હોય જે નાના મોબાઈલ વાળા હોય એટલે ત્યાં ઘડી શિક્ષણ બે હાજર અઢાર ઓગણીશ ની અંદર બહુ ઓછું હતું ગામડા વિસ્તારની અંદર અને પછી અત્યારે જે lockdown ખૂલી ગયું એના પછી આપણ સ્કૂલો જે બધી ચાલુ થઈ ગઈ ત્યારથી બધું regular રાબેતા મુજબ થઈ ગયું છે અને અમુક ગામડાઓની છોકરાઓને ભણવાની વધારે રસ હોય છે પણ એમના મમ્મી પપ્પા જોડે પૈસા હોતા નથી એટલે માંડ માંડ કરીને ભણતા હોય છે. એવું હોય છે અમુક ગામડા area ની અંદર હવે તો થોડું શિક્ષણ સારું થયું છે એટલે હવે તો એટલી બધી તકલીફ જેવું નથી પણ પહેલા એવું હતું ને હાલની તબિયત કે આપણે જોઈએ તો ત્યાં ઘડી આપણે ગામડા એરિયા ની અંદર એટલી બધી facilities હોતી નથી અમુક અમુક સ્કૂલો જો બહાર હોય થોડી પાંચ દસ પંદર કિલોમીટર જેટલી તો ચાલતું જવું પડતું હોય છે અને ગાડીઓની સુવિધા પણ એટલી બધી હોતી નથી ગામડા એરિયાની અંદર અને આપણે ભણવું વધારે હોય તો વધારે પડતું શિક્ષણ મેળવવું હોય તો આપણે અમુક મોટા મોટા જે city ઓમાં જઈને hostel માં રહીને ભણવું પડતું હોય છે અને પૈસાની જે આપણી જોડે અભાવ હોય છે એટલે આપણે શિક્ષણ બી લઈ શકતા નથી એટલે આમ જોવા જઈએ તો આપણે થોડું ભણવું જોઈએ વધારે આપણે જ પૈસા ના હોય તો આજુબાજુ આપણે કોઈ જો માંગી અને અભ્યાસ આપણે કરી શકીએ અને ત્યાંથી આપણે આપણી શિક્ષણને લગતી ઘણી બધી સુવિધાઓ આપણને મળતી હોય છે એટલે થોડું ધ્યાનથી આપણી રીતે થોડું પૈસાનું adjustment કરવું પડતું હોય છે અને ગામડાની અંદર તો એવું હોય છે કે શિક્ષણ કેવું ભણવા માટે વિદ્યાર્થીઓ હોય છે પણ એમના મા બાપ જોડે પૈસા થોડા ઓછા હોય છે એના લીધે થી આપણે શિક્ષણ થોડું ઓછું હોય એવું લાગે છે અને આપણે વધારે પડતા જ જો આપણે અભ્યાસ કરેલો હોય તો આગળ જતા આપણે કામ આવે કામની કામની અંદર આપણે તો જે ઘર પરિવાર માટે બી સારું જે કહેવામાં આવે છે કેમકે ત્યાં આગળ આપણે વધારે શિક્ષણ જો આપણે ભણ્યા હોય કંપનીઓમાં કોઈ સ્કૂલોમાં કોઈ એવી job આપણને મળી શકે છે.

બધી રીતે આપણે બધી સુવિધા નું સામનો કરવો પડતો હોય છે અને પૈસા બાબતમાં પણ આપણે કામ કરીને ભણવું પડતું હોય છે. અને facilities ની અંદર અમુક area ની અંદર તો

એની અંદર જે તે facilities નો સામનો આપણે કરવો પડતો હોય છે એટલે જોવા જઈએ તો ગામડા area ની અંદર થોડો શિક્ષણની દ્રષ્ટિએ ઓછું હોઈ શકે છે અને આપણે વધારે જો જો કરવો હોય તો આપણે city માં hostel માં અત્યારે તો સારી સુવિધાઓ હોય છે એ government હોસ્ટેલો જે સરકારે ખોલી દીધેલી છે એટલે સ્કૂલોમાં આપણે રહી Hostel માં આપણે રહી અને આપણે ભણી શકીએ છીએ hostel માં તો સગવડ એવી હોય છે કે અમુક આપણી જો ટકાવારી સારી હોય સારું ભણતા ભણીએ સારા ટકા હોય તો અત્યારે admission મળી જાય government તરફથી એની અંદર આપણને સુવિધાઓ બધી hostel માં એમની અંદર રહેવાનું જમવાનું પણ સારું હોય છે પછી રહેવાનું રહેવાથી માંડીને આપણને બધી સુવિધાઓ government અત્યારે આપી રહી છે એટલે આમ તો સુવિધાઓ hostel માં પણ અત્યારે સારી હોય છે અન આપણી બધા બધા રાજ્યોની દ્રષ્ટિએ જે ગુજરાતની અંદર અત્યારે જે government સરકારે સુવિધાઓ સારી કરેલી છે સ્કૂલોની છે પછી પ્રાથમિકની છે કોલેજોની છે અમુક અમુક સુવિધાઓ સારી છે એ ગવર્મેન્ટ તરફથી અને અત્યારે government એટલું બધું ભણાવવા માટે અને માણસો માટે એટલી સગવડ કરી રહી છે તો બધી રીતે આપણે પૈસા બાબતે બધું મળી રહેલી છે સારી રીતે અને આપણે જોવા જઈએ તો ગામડા એરીયા ની અંદર અમુક માણસો એવા બી મોટા મોટા college કરતા college કરી અને મોટા મોટા બિલ્ડરો પછી પછી મોટા મોટા માલિકોને એવા થતા હોય છે એટલે આમ તો ઘણું એ જરૂરી છે આપણે ભણ્યા વગર જો આપણે ના ભણીએ તો આપણે પાછળ રહી જઈએ અને આપણને જે facilities આપણી જે જોઈએ એવી મળતી હોતી નથી. અને પછી આપણે ભણીએ ને આગળ જો વધીએ તો આપણને જે સુવિધાઓ અલગ અલગ જાતની બધી રીતે જે મળતી હોય છે. અને પછી આપણે એવું કરવામાં આવે છે કે જ્યાં ઘડી Hello નમ નમ નમસ્કાર કે તમારું નામ જાણી શકું છુ? બરાબર મેં હજુ twelfth clear કર્યું છે અને આગળ કોઈ collge માં admisson લેવા નો plan છે મારો હા મેં science માં bio ની stream biology લીધી હતી biologi હમ અને આમારા બે plan છે અગર સારા marks આવ્યા તો MBBS માં try કરીશ અથવા bsc ને bio technology માં હવે bio technology માં tray કરીશ હા અહિયાં ખાલી થોડું experience લેવા માટે અને skill development માટે job કરું છુ એ હજુ બાકી છે આવતા વર્ષે લઈશ મતલબ june મહિના મા ત્યાર થોડું study ચાલુ છે સાથે સાથે અને અહિયાં job અને બરાબર મને બે વસ્તુ માં ઘણો interest છે એક છે medical stream માં મતલબ health care માં બીજા અને બીજા ને મદદ કરવા માટે health care મા અને બીજી વસ્તુ છે છે હા એવા ઘણા બધાં dreams છે મારા ઘણા બધાં plan છે મારા એના પર હું work કરીશ મેહનત કરીશ અને આશા રાખું છુ કે successful થઇ જઉં તમારા વિશે કઈ જાણી શકું હા તમે પણ study કરો છો હાલ માં બરાબર હમ અહિયાં ગુજરાત માં જ ભણો છો collge મા બરાબર હમ

બરાબર હા બરાબર હમ shift timing સુ છે તમારી અહિયાં Okay one to ten બરાબર અમારી પણ એ જ છે one to ten જ છે બીજું કેવું ચાલે છે? કાલે festival માં કોઈ calibration કર્યું હતું

બરાબર બરાબર friend સાથે એમ હા હું પણ family સાથે કદાચ બાર જઈશ એકલા માં મળવા celebrate કરવા હમ બરાબર

જરૂર મદ લોકો ને help કરવા માટે internation trip મને એક ગમે country ગમે છે brazil ત્યાનું culture અને ત્યાના લોકો

હાલ મારું ત dream છે બરાબર અહિયાં તમારુ experiance કેવું રહ્યું છ bsnl

અમ બરાબર આગણ કેવી રીતનો skil develop ઈચ્છો ચો plan છે કોઈ એવો

ok તો સારું છે ઘણું સારું છે

સમજી શકું છુ હું general માં છુ અને અમે ખ્રીશિયન છીએ તો હા કાલે હતું અમ્રુ festival સારી રીતે celebrate કર્યું છે

હા થોડું એ doun માં જ ચાલ્યું છે class school enjoy નહી કરી મી બે વરસ માં

હા ઘર માં અમે ચાર છીએ મારા મમ્મી પપ્પા હું ને મારી મોટી બેન છે મારા પાપા ને travel ની agency છે ને મમ્મી house wife જ છે હા એ છે car છે પોતાની

હા અમ તો હું વધાર કય જોતો નથી show પમ તારક મહેતા જોઉં છુ વધારે માં વધારે તમારી કોઈ liking હશે એવી કોઈ favourite food કે show

હા તારક મહેતા ના બધા જોઈ લીધા છે ત્રણ હજાર પુરા હા એમના થોડા doun છે પેલા ઘણા સારા હતા હા એ પણ એક drow back છે serial હાલ માં તારક મહેતા સિવાય તો હું બીજું કય જોતો નથી હું જાજુ India માં એ છે ક વિરાટ કોહલી છે મહેન્દ્રસિંહ ધોની Okay હમ હા પેલા જતો હતો હમણાં તો time નહી મળતું job પર focus કરું છુ બરાબર છે હમ હા હા બરાબર હા civel hospital Okay બરાબર હમ ને એ કયી school માં હતા તમે પેલા શાસ્ત્રીમ્હ વિદ્યાલય okay બરાબર સાચી વાત છે બરાબર

હા બંને first tryl માં one to ten કબીર ચોક રામનગર sem jeviys ગાંધીનગર

હા ગાંધીનગર માં chapter આંઠ માં આવે છે ઉતરાયણ આવે છે તમે સુ પાટણ બતંગ ચગાવો છો

સાચી વાત છે બરાબર

હમ સાચી વાત છે

Okay હમ બરાબર અને હા તમે ગુજરાત ની બાર કયી કયી જગ્યા એ ગયા છો

નાં ઉદયપુર નહી ગયો હું હો

હા જરૂર થી હા

હા હું સમજી ગય favourite movie ધણી બધી છે વિચારવું પડશે હમ હા સાઉથ movie હા સાચી વાત છે બાહુબલી ને rr kgf બરાબર એમની તો ઉમર પણ થઇ ગયી હવે વધારે હા હા docter

હા ગાંધી નગર કોલેજ છે ન git એ બાજુ મહિન્દ્રા માં job કરે છે કોલજ નું ના GIT Gandhi Nagar institute technoloy હા બરાબર હમ હા

હા બરાબર ક્યાં subject માં રસ હતો સૌ થી વધા ઈએ મને ન ગમતો subject છે

બરાબર મન તો એટલા આવી જાય maths જાય તો બૌ છે સાચી વાત છે બરાબર

બરાબર અહિયાં થી પણ તમને સુ સીખવા મળ્યું છે

હા બરાબર હા converstaishan ની સ્કીલ છે

સુ જણાવું મારે વિચાર વું પડશે હા મારી ખૂબી છે એવી તો kindal garden માં હતો ત્યરે બનાવતો હતો

હા એવી એક વખત મેં અમિતાબ બચ્ચન ની બનવી હતી ફી બગડી ગયી હતી હા એ પણ બનાવી પડશે

હા હું ચાર વર્ષ થી વગાડું છુ હમણાં તો ગીતર નહી મારી પાસે નાં ના એમાં તો એટલું સર નહી અવળે અમ તો ઘણી બધી ધૂન છે તમે ઘરે મુલાકાત લેજો હું october november ત્રીજો મહિના માં આવ્યો તો હા આ જ છ job first time fresher પેલી વાર થયું છે હ છે હું activa પંદરકિલો મીટર આવું જવું

હા મને પણ મારા પપ્પા જ આવતા લેવા મુકવા કોઈ પણ જગ્યા એ

હમ હા મને પણ અવે છે કેટલા સમય માં ઘરે આવે છે હમ પછી કે જમી લીધું ક બાકી એ બધું

હા શીખવું પડશે ને

મારતો બસ નોકરી સુધી જ છે અગિયાર વાગે તો દરવાજો બધ ઘર નો હા હા છે એવું બસ હવે ઠંડી નો મોસમ છે ઠંડી લાગે છે વધાર હા હમણાં સત્યાવી ડીગ્રી હતી વધારે મને પ નહી પાણી ને કીચડ ગમતું નહી હમ હ પણ નહી નીકળતો હા હવે આવવું પડશે હવે બનવું પડશે હા કહી શકીએ છીએ હજુ એ પણ મારે બંધ કરવું પડશે

હમ હમ એવું તો આજ સુધી બન્યું નહી પણ

હમ સાચી વાત